નમસ્તે મિત્રો
જીચેમ્પેઇન્ટ
માં એડિટ પ્રેફરન્સ ટેમ્પલેટ્સ અને રેસિડ્યુઝ પરનાં આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું પ્રેફરન્સ એડિટ કરતા
ટેમ્પલેટ્સ મેનેજ કરતા તૈયાર ટેમ્પલેટ્સ ને પસંદ અને વાપરતા
નવા ટેમ્પલેટ્સ ઉમેરતા
આપણે એ પણ શીખીશું
રેસિડ્યુઝ ને વાપરતા અને રેસિડ્યુઝ ને એડિટ કરતા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
જો નથી તો સંદર્ભિત ટ્યુટોરીયલો માટે અમારી વેબસાઈટની મુલાકાત લો
મેં પહેલાથીજ જીચેમ્પેઇન્ટ ની નવી એપ્લીકેશન ખોલી છે
ચાલો ટ્યુટોરીયલની શરૂઆત પ્રેફરન્સ
ને એડિટ કરવાની સાથે કરીએ
એડિટ મેનુ પર જાઓ પ્રેફરન્સ પર જાઓ અને તેને ક્લિક કરો
જીચેમ્પેઇન્ટ પ્રેફરન્સ વિન્ડો ખુલે છે
પ્રથમ વિકલ્પ ડિફોલ્ટ કમ્પ્રેશન લેવેલ ફોર જીચેમ્પેઇન્ટ ફાઇલ્સ આ ફાઈલસ ને સેવ કરતી વખતે ઉપયોગ માં લેવાય છે
મૂળભૂત રીતે આ ઝીરો છે
જો ઝીરો ના હોયgzipનો ઉપયોગ કરીને ફાઈલ કોમ્પ્રેસ્ડ થશે
હું ઇન્વર્ટ વેજ હેશિસ ને અન્ય ટ્યુટોરીયલ માં આવરી લઈશ
ઇન જીચેમ્પેઇન્ટ માં દરેક ડોક્યુમેન્ટ સંબંધિત થીમ ધરાવે છે
ચાલો ડિફોલ્ટ થેમે ને જીચેમ્પેઇન્ટ
રહેવાદો
થીમ્સ સેક્શનમાં આવેલ એરોઝ ને હવે હું વિગતમાં સમજાવીશ
ટૂલ બોક્ક્ષમાં વિવિધ પ્રકારના એરોઝ નું અવલોકન કરો
એડ એએન એરો ફોર એએન ઇરિવર્સિબલ રિએક્શન
એડ એ પેર ઓએફ એરોઝ ફોર એ રિવર્સિબલ રિએક્શન
એડ એએન એરો ફોર એ રેટ્રોસિન્થેસિસ સ્ટેપ
એડ એ ડબલ હેડેડ એરો ટીઓ રિપ્રેઝન્ટ મેસોમેરી
ચાલો આ 4 એર્રોસને ડિસ્પ્લે એરિયા પર ઉમેરીએ
એડ એએન એરો ફોર એએન ઇરિવર્સિબલ રિએક્શન ટૂલ પર ક્લિક કરો પછી ડિસ્પ્લે એઆરઇએ
પર ક્લિક કરો
તેજ રીતે બધા પ્રકારના એરો હું ડિસ્પ્લે એરિયા પર ઉમેરીશ
પ્રેફરન્સ ડાઈલોગ બોક્ક્ષ માં થીમ્સ વિકલ્પ પરથી એરોઝ પસંદ કરો
કોન્ટેક્સચ્યુઅલ મેનુ ખુલે છે
અહી આપણે એરોઝ ના લેંગ્થ વિડ્થ અને ડિસ્ટન્સ વધાવી અથવા ઘટાવી શકીએ છીએ
અપ એરો અથવા ડાઉન એરો ત્રિકોણ ને માઉસ વડે ક્લિક કરો
અને ડિસ્પ્લે એરિયા પર એરોમા થતા ફેરફાર નું અવલોકન કરો
ચાલો હવે એરો હેડ્સ વિષે શ્ખીએ
મૂળભૂત વેલ્યુ એ બી અને સી અહી દેખાય છે
એ બી અને સી પેરામીટરો એરો હેડ્સ ના આકારને બદલવા માં આવે છે
દરેકને વધાવો અથવા ઘટાવો અને એર્રો ના હેડના બદ્લાવનું અવલોકન કરો
વિન્ડોને બંદ કરવા માટે ક્લોઝ બટન પર ક્લિક કરો
ડિસ્પ્લે એઆરઇએ
ને સાફ કરીએ
બધા ઓબ્જેક્ટો પસંદ કરવા માટે CTRL A દબાઓ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
આગળ ચાલો શીખીએ ટેમ્પલેટ્સ ને કેવી રીતે મેનેજ કરીએ
યુએસઇ ઓર મેનેજ ટેમ્પલેટ્સ ટૂલ પર ક્લિક કરો
પ્રોપર્ટી ડાઈલોગ બોક્ક્ષ નીચે ખુલે છે
પ્રોપર્ટી ડાઈલોગ બોક્ક્ષ ટેમ્પલેટ્સ સાથે ડ્રોપ ડાઉન યાદી ધરાવે છે
યાદી મા છે અમીનો એસિડ્સ એરોમેટિક હાઇડ્રોકાર્બન્સ ન્યુક્લિક બેઝ ન્યુક્લિયોસાઇડ્સ અને સેકરાઇડ્સ
દરેક આઇટમ સબમેનું
ધરાવે છે
ચાલો એરોમેટિક હાઇડ્રોકાર્બન્સ પસંદ કરો અને સબમેનું
માંથી બેન્ઝેને પર ક્લિક કરો
પ્રોપર્ટી પેજ પર બેન્ઝેને સ્ટ્રક્ચર દ્રશ્યમાન થાય છે
બેન્ઝેને સ્ટ્રક્ચર દ્રશ્યમાન કરવા માટે ડિસ્પ્લે એઆરઇએ પર ક્લિક કરો
તેજ રીતે નફ્તાલેને સ્ટ્રક્ચર પસંદ કરો અને ડિસ્પ્લે એરિયા પર ક્લિક કરો
પોતાની જાતે બીજા સ્ટ્રક્ચરોને પસંદ કરો અને ડીસ્લ્પે એરિયા પર રાખો
ચાલો હવે ફાઈલ સેવ કરો
ટૂલબાર પર સવે થે કરન્ટ ફાઇલ આઇકોન પર ક્લિક કરો
સવે એએસ ખુલે છે
ફાઈલ નામ બેન્ઝેને
તરીકે દાખલ કરો
સવે બટન પર ક્લિક કરો
ચાલો હવે મોજુદ ટેમ્પલેટની યાદીમાં નવા ટેમ્પલેટ કેવી રીતે ઉમેરવા તે શીખીએ
ટૂલબાર માંથી ઓપન એ ફાઇલ આઇકોન પર ક્લિક કરો
ફાઈલ અને ફોલ્ડર્સ સાથે વિન્ડો ખુલે છે
હેક્સાને નામની ફાઈલને યાદી માંથી પસંદ કરો
Openબટન પર ક્લિક કરો
ટેમ્પ્લેટ પ્રોપર્ટી પેજ પરથી એડ બટન પર ક્લિક કરો
નવું ટેમ્પ્લેટ પ્રોપર્ટી પેજ ખુલે છે
પ્રોપર્ટી પેજ બે વિકલ્પો ધરાવે છે - નામે અને કેટેગરી
કેટેગરી વિકલ્પ ડ્રોપ ડાઉન લીસ્ટની યાદી ધરાવે છે
આપણે યાદીમાંથી પસંદ કરી શકીએ છીએ અથવા આપણી પોતાની કેટેગરી ઉમેરી શકીએ છીએ
ટેક્સ્ટ ફિલ્ડમાં હાઇડ્રોકાર્બન્સ ટાઈપ કરીને નવી કેટેગરી ઉમેરીએ
નેમ ફિલ્ડમાં સંયોજનનું નામ હેક્સાને તરીકે દાખલ કરો
ડિસ્પ્લે એરિયા પર હેક્સાને સ્ટ્રક્ચર પર ક્લિક કરો
તે ન્યૂ ટેમ્પલેટ પ્રોપર્ટી પેજ પર દ્રશ્યમાન થાય છે
ઓક બટન પર ક્લિક કરો
હવે ટેમ્પલેટ્સ ડ્રોપ ડાઉન પર ક્લિક કરો
હાઇડ્રોકાર્બન્સ કેટેગરી પસંદ કરો
નોંધ લો કે હેક્સાને સ્ટ્રક્ચર એ ટેમ્પ્લેટની યાદી માં ઉમેરાયું છે
પોતાની જાતે ઓક્ટેન સ્ટ્રક્ચર ને હાઇડ્રોકાર્બન્સ ની કેટેગરીમાં ઉમેરો
ચાલો હેક્સાને ફાઈલ ને બંદ કરો
ફાઇલ મેનુ પર જાઓ ફાઈલ બંદ કરવા માટે ક્લોઝ પસંદ કરો
ટેમ્પલેટ્સ પ્રોપર્ટી પેજ ને બંદ કરવા માટે સિલેક્ટ ઓને ઓર મોરે ઓબ્જેક્ટ્સ ટૂલ પર ક્લિક કરો
ચાલો હવે રેસિડ્યુઝ
વિષે શીખીએ
રેસિડ્યુઝ વપારવામાં આવે છે
કાર્બન ચેનથી જોડાયેલ ફંકશનલ ગ્રુપ ની પ્રકૃતિ શોધો
ફંકશનલ ગ્રુપ નું સ્ટ્રક્ચર જાણવું
ડેટા બેસમાં નવું ફંકશનલ ગ્રુપ ઉમેરવું
ટૂલ્સ મેનુ પર જાઓ એડિટ રેસિડ્યુઝ
પર ક્લિક કરો
રેસિડ્યુઝ વિન્ડો ખુલે છે
તે ત્રણ બટન ધરાવે છે ન્યૂ સવે અને ડિલીટ
ન્યૂ ડ્રોપ ડાઉન યાદી ધરાવે છે
યાદી માંથી n પીઆર પસંદ કરો
આઇડેન્ટિટી ટેબ પસંદિત રેસિડ્યુ નું સિમ્બોલ અને નામે બતાવે છે
ફોર્મ્યુલા ટેબ પસંદિત રેસિડ્યુ નું સંરચના બતાવે છે
તેજ રીતે સેકન્ડરી બ્યૂટાઇલ માટે s બીયુ પસંદ કરો
રેસિડ્યુ પસંદ કરેલ સિમ્બોલ નામે અને સ્કેલેટલ સ્ટ્રક્ચરની નોંધ લો
ચાલો હવે એક નવો હાઇડ્રોક્સી ગ્રુપ ઉમેરીએ
નવું રેસિડ્યુ ઉમેરવા માટે Newબટન પર કલક કરો
સિમ્બોલ ફિલ્ડ માં ટાઈપ કરો o હ
તેને હાઇડ્રોક્સી નામ આપો
ફોર્મ્યુલા ટેબ પર ક્લિક કરો
તમે બુલેટેડ બોન્ડ જોશો
કર્સરને બોન્ડ પાસે મુકો અને કેપિટલ ઓ
ને દબાઓ
સબમેનું ઓ અને ઓએસ સાથે ખુલે છે
ઓ પસંદ કરો
o હ ગ્રુપ બોન્ડ સાથે જોડાઈ જાય છે
સવે બટન પર ક્લિક કરો
યાદી જોવા માટે ન્યૂ બટન પર ક્લિક કરો
નોંધ લો કે o હ રેસિડ્યુ યાદી માં ઉમેરાયેલ છે
વિન્ડો બંદ કરવા માટે ચાલો ક્લોઝ બટન પર ક્લિક કરો
આ સાથે આપણે ટ્યુટોરીયલ ના નાત માં આવ્યા છે
સારાંશ માટે આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા પ્રેફરન્સ એડિટ કરતા ટેમ્પલેટ્સ મેનેંજ કરતા તૈયારTemplates ને પસંદ અને વાપરતા
નવા ટેમ્પ્લેટ ઉમેરતા રેસિડ્યુઝ નો વપરાશ અને રેસિડ્યુઝ એડિટ કરતા
અસાઇનમેન્ટ તરીકે
ટેમ્પ્લેટની યાદીમાંથી સેકરાઇડ્સ ને વાપરો અને પસંદ કરો
અન્ય રેસિડ્યુઝ
નું અન્વેષણ કરો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
httpspoken tutorialorgWhat is a Spoken Tutorial તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે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
વધુ વિગતો માટે contactspoken tutorialorg પર લખો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
જોડાવા બદલ આભાર